રોપ્ચા વગેરેનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે કેળનું વાવેતર પંદર જૂન થી પંદર ઓગસ્ટ વચ્ચે કરવુ કેળના પાકમાં જો અંતરની વાત કરવામાં આવે તો એક point આઠ by એક point આઠ મિટર અથવા એક by એક point બે by બે મિટરનું રાખવુ કેળ સાથે હળદર તેમજ શાકભાજીના પાકોને આંતરપાક તરીકે લઈ શકાય કેળની main જાત માટે ત્રણસો ગ્રામ નાઈટ્રોજન ચાર કિલો વર્મીકમ્પોસ્ટ એક સરખા ચાર હપ્તે આપવુ ઉપરાંંત નેવુ ગ્રામ ફોસ્ફરસ અને બસો ગ્રામ ફેરરોપણીના ત્રીજા મહિને આપવુ આગળ આપણે વાત કરીશું જામફળ તેમજ આંબામાં કરવામાં આવતા વિવિધ ખેતીકાર્યો વિશે જામફળની જો વાત કરીએ તો જામફળના ઝાડને ત્રણસો પિંચોતેર એકસો અઠ્યાસી તેમજ એકસો અઠ્યાસી ગ્રામ

જુલાઈ માસના આ ખેતીકાર્યો સાથે પૂર્વરોપણીની વાત કરીએ તો રોપણીની પૂર્વતૈયારીમાંં રોપણી માટે જે તે ફળપાકની પ્રમાણિત કલમો અથવા રોપાઓ પસંદ કરવા બે ભાગ માટી અને એક ભાગ કોહવાયેલા છાણિયા ખાતરના મિશ્રણથી ખાડાઓ પૂરેપુરા ભરવા ખાડાઓને પંંદર ત્રીસ દિવસ સૂર્યના તાપમાન તપવા દેવા ઉધઈના નિયંત્રણ માટે ખાડાદીઠ જંતુનાશક દવા સો ગ્રામ powder પણ મિશ્રણમાં ભેળવવો યોગ્ય અંતરે યોગ્ય માપના ખાડાઓ તૈયાર કરવા પાકરોપણીની પૂર્વતૈયારીઓ વિશે માહિતી મેળવ્યા બાદ થોડી વાત કરીએ પિયત પદ્ધતિ વિશે ચોમાસુ ઋતુ દરમિયાન ફળપાકોને પિયતની જરૂરિયાત રહેતી નથી અનિયમિત પિયત વયવસ્થાથી નાળિયેરી પપૈયા આંબા વગેરે પાકોમાં ફૂલ તથા નાના ફળો છે તે ખરવા લાગે છે પપૈયામાં બેવડા ખામણા પદ્ધતિ અપનાવી જોઈએ ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી જોઈએ, પપૈયામાં જો વાત કરીએ તો છ કિલો છાણિયુ ખાતર એકસો પચાસ ગ્રામ નાઈટ્રોજન બસો ગ્રામ ફોસ્ફરસ અને બસો પચાસ ગ્રામ પોટાશ પ્રિ છોડ દિઠ રોપણી બાદ બીજા ત્રીજા અને ચોથા મહિને એક સરખા હપ્તામાં આપવુ આ જ રીતે નાળિયેરી ના પાકમાં લીલો કડવાશનો ઉપયોગ કરવો ખેડુતમિત્રો જુલાઈમાસના આ ખેતીકાર્યો સાથે થોડીક માહિતી મેળવીએ ઘાસચારાના વિવિધ પાકોના વાવેતર વિશે ઘાસચારાની જો વાત કરીએ તો ગુજરાત આણંદ ઘાસચારા જુવાર બારનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે ગુજરાત માર્વેલ એક ઝિંઝવો વાવવો ખેડુતમિત્રો જો આ સાથે જ ઘાસચારાની મકાઈની વિવિધ જાતોની વાત કરીએ તો ગંગા સફેદ બે પાનચમેરી અને આફ્રિકન ડોડનું વાવેતર કરવુ મકાઈનુંં વાવેતર ડીસેમ્બર જાન્યુઆરી સિવાય કોઈપણ મહિનામાં કરી શકાય છે ઘાસચારાની મકાઈમાં બીજ માવજતની વાત કરીએ તો એસેટોબેક્ટર અથવા પિર્યકલ્ચર ચાર કિલો

બહુ કાપણી વાળી જુવારની POSH ઓગણત્રીસનું વાવેતર કરવુ, આફ્રિકન રોલ અથવા ગુજરાત મકાઈ એકનું વાવેતર કરવુ માં આ ખેતીકાર્યો સાથે અંતે થોડી માહિતી મેળવીએ પશુપાલન વિષય સાથે પશુપાલન મિત્રો પશુ આહારમાં અચાનક ફેરફારથી શું લેવુ પશુને આપવામાં આવતા લીલા ચારાના જથ્થામાં

નાર વ્યક્તિ ચેપી રોગથી મુક્ત હોવા જોઈએ દૂધ દોવતી વખતે છીંક અને ખાસી ઉધરસ ન આવે તેની ખાસ કાળજી રાખવી જોઈએ પશુપાલક મિત્રો વિયાણની પ્રક્રિયાને કુદરતી થવા દેવી જોઈએ પશુના બચ્ચાને ખેંચીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ પશુઓને વર્ધાથી રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ વાછરડી તેમજ પાડીની ઉંમર દસથી પંદર દિવસની થાય

આજનો અમારો આ કાર્યક્રમ આપને ખૂબ ઉપયોગી નીવડશે ફરી મળીશું ઓગસ્ટ માસના ખેતીકાર્યો વિશે, ત્યાં સુધી નમસ્કાર

મજામાં હો તમે કેમ છો

શું કેવાનું છે તમારે કરી ને

એટલે ઉનાળો જાય પછી ચોમાસું આવે એટલે મજા આવી જાય બધેય ને નાહવા ની પણ મજા આવે બધેય ને અને ખુબજ આનંદ આવે કે ચોમસું આયી ગયું ચોમાસું આવે ઈ પેલા થોડુક વાતાવરણ change થય જાય ધાબરીયું વાતાવરણ થાય અને એક દમ પવન ફૂકાવા માંડે ને વાવાજોડા જેવી પરીસ્તીતી થાય થોડી અને ખુબજ આમ તડકા માંથી ઠંડક આવે એટલે બધા ને મજાજ આવી જાય અને પછી જયારે જી વરસાદ આવે છે ત્યારે એવી મજા આવે છે અને બાળકોને પણ મજા આવી જાય છે અને મોટા ઓ ને પણ મજા આવે છે નાહવા ની કેમ કે ગરમી ના કંટાળી ન અળાયું નીકળી હોય ઈ વરસાદ ની પાણી થી નાહવા ની ખુબજ ઠંડક રેય છે સાચી વાત છે

આધારિત છે ને ખેતી વરસાદ આધારિત છે એટલે એમજ થાય અને વરસાદ કેવી રીતે ઉત્પન થાય છે તો કે તો આ વાદળાઉનાળા ની full ગરમી ના વાદળા બંધાય એનાથી વરસાદ ઉત્પન થાય બીજું કેય છે ઋષિ મુની એમ કે યજ્ઞ કરવાથી પણ વરસાદ થાય યજ્ઞ કરવાનો અર્થ એજ થયો ને કે ધુવાડો થાય યજ્ઞ કરીએ એટલે એટલે એનાથી વડલા બંધાય અને તી એમ કે પેલા ઋષિ મુની ઓ ને

ને અખો ઋતુ ચક્ર નો આધારે આવી રીતે હતો એમ અને વરસાદ છે તોજ જીવન છે જયારે વરસાદ આવે ને છે તમે કીધું એમ અને પેલો વરસાદ આવ્યો હોય ને અત્યારે સુકું બળતું હોય ઉનાળાનું બધું સુકાય ગયું હોય કેમ કે એક્દુમ ના તડકા પડતા હોય એટલે આ વરસાદ આવે એટલે નાનું નાનું બધું ઘાસ આમ બધેય ઉગી નીકળે તે કેવું આમ જાણે કુદરત આમ ધરતી માતા એ આમ લીલા color ની ચાદર ઓયધી હ્લોઈ એવું લાયગું એમ

ઓલું બધું કરશે ત્યારે એમ કે હાલો હવે આપડે બળદ બે છોતરી અને ખેતર માં ખેતી કવાની છે તો એને બધાય ને પૂજા કરશે એમ લે આવી રીતે આપડે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ને તો કે વરસાદ નું ખુબ મહાત્વ છે કેમ કે આપડે આપડા

હમ સાચી વાત છે વરસાદ જયારે પેલી વાર આવે છે ત્યારે આકાશ માં ખુબ અંધારા ઘોર જેવું છવાય જાય છે વાદળ ઓ કળા ડીબાંગ થય જાય છે અને પવન સુસવતા મારે છે અને પછી જયારે ધરતી ઉપર છાંટા પડે છે ને ત્યારે જે એની જે સુગંધ આવે છે ને માટી ની, એ સુગંધ તો એમ થઇ કે જાણે માટી ને થોડીક આપડે ખાઈ લઇ એવી સુઞાધ માસ્ટ આવે, અને પછી જે વરસાદ આવે છે અને આખી ધરતી ઉપર લીલી હરિયાળી છવાય જાય છે અને વૃક્ષો બધાય પાણી પડે ઉપર એટલે જે પાંદડા જે ધૂળ વાળા હોય ઈ ધોવાય જાય છે ને જે વૃક્ષોજંગલ ઓ બધા લીલા છમ બની જાય છે અને પછી ગાજ સાથે વીજળી ના કડાકા થાય છે અને પછી ગાજતો ગાજ તો તે વરસાદ પડે છે એમાં જે નવની મજા આવે છે ઈ કૈક ઓર જ હોય છે અને ખ વીજળી ને ગાજ વીજ નો થાય ને એમ નેમ વરસાદ આવતો હોય એની ઈ નાહવા ની મજ આવે છે અને ગાજતો હોત વિજતો હોય ત્યારે જે બાળકો ને મોટા ને બધાય ડરી જાય છે તે વીજળી પડશે તો ઈ બીક લાગે છે

ને એમાં જે પાણી આવે છે તેમાં વાદળઓ અ વાદળથી અલ નાદીયોના પાણી ભરાય જાય અખા dam છલકાય જાય

અને હાતી જોડે છે ને પછી જે વાવણી કરે છે અને જે વાદળાઓ ની વીજળી ના ગગડત થતા હોય ને વરસાદ આવતો હોય ત્યારે મોર ને પણ એટલો આનંદ આવી જાય છે પશુ પક્ષી ઓ પણ આનંદ માં આવી જાય છે મોર થનગનાટ નાચવા માંડે છે અને દેડકાઓ પણ ડ્રાઉં ડ્રાઉં કરવા લાગે છે આ દરેક એક પશુ પક્ષી ઓ બધા આનંદ માં આવી જાય છે કિલોલ કરતા હોય છે અને બાળકો પણ ખુશ થય જાય છે તમારું શું કેવાનું છે

વરસાદ વધુ આવશે તોય તે એટલો ભયંકર જો વરસાદ વધુ આવે તો નાના નાના અ નીચાણ વાળા ભાગો ના જુપડા ના આ તે વધુ વરસાદ આવે એટલે તણાય જાય

બૌ વરસાદ આવે એટલે આપણને બધી રીતે ઈ પણ આપણને કૈક હું કે અતીવૃતી અનાવૃતી પણ એક નુકશાન કરક્જ છે એમ એના હિસાબે માણસો ને જાળવાને અનેક પશુ પક્ષી ને કેટલું નુકસાન થય જાય છે હજારો અમ કે વસ્તુ એ મરી જાય તણાય તણાય ને વાય જતા વૃક્ષ ઓ એટલે પડી જતા અને ઈ વખતે પાછુ વરસાદ હોવા છતાય શરુ તો ના ખેતર ના પાક ધોવાય ગયા હોય ખેતી ધોવાય ગય હોય અટલે એ લોકો ને એટલું બધું નુકશાન થતું હોય છે કે બધી વસ્તુ કુદરત ના નિયમ પ્રમાણે જેટલું જરૂરી હોય એટલું એ તોજ બધું આપણને બધુય ફાયદા કારક વરસાદ આપણને ગમે છે બૌ અને વરસાદ જરૂરી ભી છે પણ વધુ પડતો આવી જાય તો ઈ પાછો નુકશાન એટલુંજ કરે જેમ

હમ અનાવૃષ્ટિ જેવા અતિ વરસાદ આવે તો હાનીકારક પણ બૌ એટલે એમાય એવું થાય કે જો dam નદી નાળા છલકાય જાય અને pool જે બનેવેલા હોય એ તૂટી જાય તો રસ્તા નું ધોવાણ પણ થય જાય છે અને જો dam ઓ તૂટે એની હિસાબે વહન નું આહાર પણ થપ થય જાય છે કેમકે જે વાહન pool બનાવેલો હોય એની ઉપર જે વાહન જતા હોય ઈ pool તૂટી જાય તો વાહન પણ અટકી જાય છે વાહન વ્યવહાર પણ અટકી જાય છે એવી તો ઘણી બધી નુકશાની

કે જે કોઈ ની સીમા નથી અને ધોવાણ જે ખેતર નું ધોવાણ થય જાય છે તો ખેતર અ ધોવાય જાય તો ખેડૂત પાયમાલ થય જાય કેમ કે ખેતર ધોવાય તો માટી બધી નીકળી જાય છે નદી માં વય જાય છે ઈ માટી એટલે એ પાછુ tractor ના ફેર કરીને જે ભરવી પડે ઈ ખેડૂત ને બૌ મુશ્કેલી પડી જાય છે કેમ કે એક એક ફેરે એના વધારે પય્સા હોય એટલે એ ખેડૂત જમીન ને તો પછી ભાર્વીજ પડે નકર તો પાછો પાક નો થાય

તે બધા પાક આપદા ગુજરાત માં ચ છે કે આપડા ભારત વધારે પડતા ખેતી પ્રધાન દેશ છે ઈ આપડા કરતા દેશ માં વધારે બધું માલ થાય છે બીજા દેશ માં આ બધું થતું નથી ઘઉં ને ઈ બધું આપડા ભારત માં થાય છે

અટલે આ વસ્તુ જે આપડા દેશ માં થાય છે ઈ આપડે દેશ માં જો આવો કોઈ વધારે વરસાદ કે એવું થય જાય તો નો થાય તો ઈ આપડે નિકાલ નો કરી શકીએ તો તે પણ આપડે સરકાર ને નુકસાની થાય છે અને

જો વરસાદ ના પડે એટલે આપદા ખેતરો માં કંઈ પાક નો થાય નદી નાળા બધું સુકાય જાય પશુ પક્ષી ઓ ને માટે પીવાનું પાણી કે ના મળે મનુષ્ય ને માટે આપડે માણસ ને, ઢોર ધાફળ ને પીવા માટે પાણી ક્યાય ના મળે તો કેટલું ખરાબ થાય ને

કેટલું નુકશાન થય જાતું કે આમ સાવ ખાવાનુજ આપડે આમ કલ્પના કરીએ તો એજ થાય વરસાદ ના આવે તો પાણી નથી પાણી નથી તો ખેતી નથી તો ખાવાનું ક્યાંથી ઉત્પાદન થાય પીવાના પાણી ની ક્યાંથી સગવડ થાય અત્યારે તો તોઈ સારું છે કે આવી મોટી મોટી નદી છે નર્મદા નદી જેવી નદી છે તો આપણને બે વરસ કે ત્રણ વરસ પાણી નો મળે ને કદાચ તો પીવાનું પાણી નો ઘટે આપડે ખેતર નું કામ ના કરીએ તો પીવામાં આપદા માટે સારું છે એમ પેલા જમાના માં ટકા ય નોતું ત્યારે પીવાનું પાણી ક્યાય નો મળતું હોય એક એક પાણી ના ઘુતળા હાતું માણસો તરસ તા હતા તા અને માણસો ના મૃત્યુ થય જતા હતા

પણ આ અનાવૃષ્ટિ આવી થય છે ખરી ને દુકાળ જે કે તેમાં આવીજ રીતે થય હતી છાપ્નીય એટલે કે છપન ની સાલ માં જે દુકાળ પડ્યો ત્યારે ત્યારે આવીજ રીતે જેમ કે કુદરત રુઈધો કે કે જે કય ઈ ક્યાયથી પાણી વ્યવસ્થા નોતી તો માણસ બે હાલ થય ગયા હતા ને મૃત્યુ પામ્યા હતા બૌ માણસો ત્યારે મૃત્યુ પામ્યા હતા એ અટલે કુદરતી જે વસ્તુ છે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ અને વરસાદ કાય વસ્તુ માં વરસાદજ ઓલું છે કે આમ વરસાદ જ છે જો નો આવે તોય નુકસાન વધુ આવે તોય નુકશાન અને સર આવે તો આપણને તો મજાજ મજાજ છે એમ તમારું શું કેવાનું થાય

તે ખેડૂતો ઓ ની બાજુમાંજ જમીન હોય તે તળાવ ભરેલા હોય તો એમાં એ motor મૂકીનર પાણી પીઠ કરી શકે છે અને બીજા number માં જે આપડી ભારત સરકાર છે એને પણ સારા એવા ફાયદા કરી દીધા છે કે જે નર્મદા dam રાય છે એમાંથી અ canal રૂપી પાણી આપે છે એટલે અમુક અમુક વિસ્તાર માં જે cannel આવતી હોય ત્યાં સારું એવું પાણી મળી રેય છે એટલે શિયાળુ પાક પણ સારી રીતે લય શકે છે એટલે આપડો દેશ ખેતી પ્રધાન છે એટલે ખેડું તો માટે ખુબજ સારી વ્યવસ્થા આપડી સરકાર એ કરેલી છે તે પણ એક રીતે સારું જ કેવાય છે જો વરસાદ કદાચ ઓછો પડે તો cannel રૂપી નર્મદા માંથી આપણને પાણી પૂરું પાણી પડી દેય છે અને આપડે સારો એવો પાક લય શકીએ એટલે શિયાળુ પિત આપે એટલે શિયાળુ મોલજી લેવાનું હોય એ આપડે લય શકીએ ઈ પણ સારી એવી વ્યવસ્થા છે હ બાકી જો ભગવાન ની ઈચ્છા હોય અને ભગવાન સારો એવો વરસાદ આપે time એ time એ વરસાદ આપી દે તો આપડે સારા એવા પાક તો લાયજ શકીએ છીએ અને કઠોળ છે જી અનાજ છે ઈ બધું તો આપડે પેલા પાક માં આવીજ જાય છે અને શિયાળુ પાક આજે ઘઉં છે છે અને મગ ધીયાલું ઉનાળુ મગ આપડે લય શકીએ ઉનાળુ તલ અય લઇ શકીએ તો નર્મદા દમ ની હિસાબે આપડે ઘણો એવો ફાયદો થાય છે શું કેવાનું છે તમારું સાચી વાત છે જો વરસાદ અ નિયમિત વરસાદ આવાનું કારણ તો વૃક્ષ આપડે પેલા અત્યારે જો કે આટલું પ્રદુષણ વધી ગયું છે કે અને વૃક્ષ ની પ્રમાણ બૌ ઘટી ગયું છે

પ્રદુષણ ઘટાડવા માટે જેથાય એ પ્રયત્ન કરવા પડે અને પ્રદુષણ ને સુધ કરવા માટે

વાતાવરણ ને શુદ્ધ કરવા માટે વધુ ને વધુ વૃક્ષ વાવે તો વરસાદ નિયમિત અય થય શકે અને વરસાદ નું પ્રમાણ માં વ્યવ્સ્તીત રય શકે અને જે કમોસમી વરસાદ આવી આવી ને બીજું જે ખરાબ અધવચે વરસાદ આવે કમોસમી વરસાદ એટલે કે હોનારથ જેને કે એવું થાય એટલે તો બધું ખરાબ કરી નાખે એના બદલે હજુ ખરેખર વરસાદ એના time એ આવતો હોય તો આપણને સારું એવો લાભ મળે

ને ગરીબ માણસો ને બિચારા ઓ ને ખરાબ હાલત થય જાય આમાં તો કેમ કે એને મોંઘી વસ્તુ લે ના હંગે અને એને ભીખ્યા રેવાનો વારો આવે આ રીતે વરસાદ ઉપરજ જીવન છે આખું વરસાદ હોય તોજ મનુષ્ય જીવન જન જીવન ઓલું બધી રીતે એમ કે થય શકે એમ અને પશુ પક્ષી આ તો બધુય તો વરસાદ ઉપર જ આધારિત જ છે એમ

પાણી પાછુ આપણને ઘર ઘર સુધી પણ પહોચાડવા માં આવ્યું છે ભારત સરકાર એ એ પણ સાસરી એવી વ્યસ્ત કરી છે કે ઘરે જે આપડે પીવાનું પાણી છે એ પણ મળી રે છે સારી રીતે અ પેલા ના જમાનામાં ગામડા માં પાણી વ્યવસ્તા નોતી એટલે આપડે પાણી ભરવા જવું પડતું હતું અને વાડી માં થી પાણી ભરી આવતા હવે તો ત્યાં પણ નળ connection આવી ગયા છે અને city મતો નળ connection હોયજ અને ડાર નું પાણી હોય ડાર ના પાણી માં વરસાદ વધારે હોય તો ડાર નું પાણી પણ આ આવી શકે છે અને જો વરસાદ ઓછો હોય તો ડાર નું પાણી પેલા એટલે જો નળ connection ની વ્યવસ્તા સારી કરેલી છે એટલે નર્મદા નનું પાણી ઘર ઘર સુઉધી પહોચાડવા માં આવ્યું છે ને એ પણ નર્મદા નું મીઠું પાણી એટલે એ પણ ભારત સરકાર ની સારી એવી વ્યવસ્થા છે અને પેલા ના જમાના માં જે પાણી ભરવા જતા હતા એવું અત્યારે કોઈને કઈ પાણી ભરવા જવા નથી પડતું અને અ જો વરસાદ વધારે પડતો સારો સારો એવો થાય અ તો આપડે પાણી જીલી પણ લઈએ છીએ અને જે ચોમાસાના ના વરસાદ નું પાણી આપડે તાકા માં જીલી લઈએ છીએ ને ઈ પાણી જો આપડે પીએ તો આપદા શરીર માટે પણ સારું એવું ફાયદો છે કેમ કે વરસાદ ના પાણી માં આ બધા vitamin રહેલ હોય છે ને જે આપડે જે નળ નું પાણી પીએ ઈ નર્મદા dam નું એમાં થોડી ગંદકી પણ આવીજ જાય છે એટલે આપડે બીમાર પડવાની શક્યતા રેય છે તો ઈ filter કરવું પડે પણ જે આ વરસાદ નું પાણી છે filter કર્ય્વું નથી પડતું

સારું કેવાય કે જો વરસાદ નું પાણી આપડે પીએ તો આપદા સ્વસ્થ માટે ઘણુય સારું છે સુ કેવાનું છે તમારું

કુદરતી જ વસ્તુ છે લે ઈ પાણી શુદ્ધ હોય છે એટલે એને કઈ filter ની જરૂર નથી વર્ષ દિવસ સુધી એનો સંગ્રહ કરવો હોય તો તમે નું કર્યું હોય તો સંગ્રહ પણ થય શકે

એને તો સુ બધાય ને ઢોર ધાફ્લ ને નાવનું તો કઈ આવતું નથી વરસાદ આવે ત્યારે એને તો નાવનું હોય બધા બૌ ખુશ થય જતા હોય છે વરસાદ આવે ત્યારે એને કેવી આમ માણસો છત્રી લઇ લઇ ને વારસદ આવે એટલે બાર જતા હોય છે તો છત્રી નો ઉપયોગ કરવો પડે ને જેના પેલા ના જમાનામાં તો ચાતરી નોતી એટલે plastic ની કોથળી ચાતરી જેવું બનાવે અને કે

purse હોય પાકીટ હોઈ પય્સા હોય પાલડી ન જાય એના માટે raincoat પેરવા પડે એ બધું છોકરાઓ ને school એ મુકવા જવાના હોય તો raincoat પેરી પેરી ને સવાર માં મુકવા જવાના વરસાદ આવે એટલે આવી બાધીં સગવડ આપડેકરવી ઉભી કરચી પાપડે એમ પણ આ વરસાદ માં પલાળવા ની બૌ મજા આવે કે આપણને નાહવા ની કે આને તેને પેલો વરસાદ આવે તો ખરે ખર આપડે બધા એ નાહવા જ જોઈએ ઋષિ મુની ઓ કય ગયા છે કે પેલા વરસાદ માં નવ ને તમરી શરીર ની અંદર ની જે ગરમી છે ને એ તમારી ગરમી બધી નીકળી જાય છે ને તમારી તંદુરસ્તી સારી રેય એમ પછી તો પછી તો જયારે વરસાદ વધારે આવ્યા કરે કરે ત્યારે તો ઈ વરસાદ ની અંદર કેટલી ઠંડી લાગવા માંડે કે આપણને નવું હોઇ તો આપણને ઠંડ કાગતી હોય પણ પેલા વરસાદ માં નાય તો આપણને ઠંડી નથી વાતી

અને શરીર ને મહિનાની ચાર મહિના ની જે ગરમી હોય છે ને ઈ ગરમી નીકળી જય છે એમાં તમે કીધું ને કે માટી ની અંદર પેલા વરસાદ પડે છે ત્યારે સુગંધ આવે છે એમ આપદા શરીર ને પણ એટલી જરૂરી છે પેલા વરસાદ ની સુગંધ હયેર આમ એક જે ભેગું કરવાની

બાળપણ વરસાદ આવતો હોય ત્યારે ખુબ મજા આવે છે જયારે વરસાદ વધારે પડતો વરસાદ આવે ને સ્કૂલો બધ રેય ત્યારે બાળકો વધારે ખુશ થય જાય કે વરસાદ આવે ને આ એક ગીત કે ઉની ઉની રોટલી ને કરેલા નું શક એમ આવતું ગય છે ને વર્સફ ને આવકારે છે જયારે વરદ વધારે પડતો આવે છે મેં ખાડા ખાબોચિયા ભરાય જાય છે ને અ ગંદકી ફેલાય છે ને એની હિસાબે પણ માણસો ઘણા મંડા પડે છે ભરેલ હોય ઈ મચ્છર અને માંખીયો નું ઉપગ્રહ વધે છે એન જે માંખીયો ઓને મચ્છર થાય છે એ કડવા બધું જેને મચ્છર કરડે તો તેને હિસાબે પણ ઘણા બધા રોગ થાય છે typhoid malaria

અને જો એ થોડીક વાર લાગે કે નો થાય તો માંચ્ચર માખી નો ઉપગ્રહ બૌ વધી જાય અને typhoid malaria જેવા ભયાનક રોગો થાય છે તો એ માટે પણ આપડે સાવચેત રહેવું જોઈએ કે આપડી આજુ બાજુ માં કે ખાડા ખાબોચિયા હોપ્ય તો ત્યાં ધૂળ છે માટી છે નાખી અને એ ખાડા ને બુરી દેવા જોઈએ અને ત્યાં અટકાવ છે આપણને ઘણું બધું ફાયદો છે કે જો ખાડો નો હોય તો મચ્છર માખી ઓછી થાય અને અ તેનો રોગ થવાના ના આય એ રીએત પણ વારસદ જો બધી રીતે આપણને ઉપયોગી છે પણ વધારે પડતો વરસાદ આપને હાનીકારક છે બાકી વરસાદ સામાન્ય વરસાદ ને સારો વરસાદ તે નડતો નથી પણ વધારે અતિ વૃતિ વરસાદ થાય તો આપણને નુકશાન થાય છે તો આજે આપડે વરસાદ વિષે સારી એવી ચર્ચા કરી છે તો આપડે બીજા topic સાથે પાછા ક્યારેક મળીશું બરોબર હા ચોકસ જાય શ્રી ક્રષ્ણ

ડોક્ટર સેજલે પેટેન્ટ મેળવી અને હાલ તેઓકેનેડા યુનિવર્સીટી ઓફ ઓક્ષફર્ડ માં પ્રોફેસર છે સુરત ના ડોક્ટર સેજલે રાવલે બનાવેલુ એન્જીન રોજ બેટરી ચાર્જ કરવાની જંજટ માંથી છુટકારો આપી દેશે વિવિધ વાયરસ વિષે બાળકો જાણે તે માટે વાયરસસ સી. એસ. સી સિમ્પલ ગેલેરી બનાવવાય ભૂકંપ વિષે સેમિનાર યોજાયો તુર્કીમાં ભૂકંપ ના મૃતકો ને શ્રધાજલી અપાયી. રેહાંડ ની અંડ અંદર સત્તર ફુટબોલ માં ગુજરાત ટિમ માટે પસંદગી થઇ લેખક દીપ ત્રિવેદી નું નવું પુસ્તક સરવસ્ત્ર સાયકોલોજી છે રીલીઝ કરવામાં આવ્યું. કાર્તિક આર્યન સલી ફાયટીંગ સિક્વન્સ મેટ્રો યાર્ડ માં શૂટ કરવમાં આવી પ્રભાસ કૃતિ ફક્ત સારા મિત્રો છે સગાઇ થયા ના સમાચાર સાચા નથી. સલમાન ખાને તેમની અપકમીંગફિલ્મ કિસી કે ભાઈ કે કિસી કે જાન નું શૂટિંગ નું શીડ્યુલ પૂરું કર્યું. જયશ્રી સોની નિર્દેશક તેની અપ કમીંગ ફિલ્મ માં દેખાશે વિજય ઠાલાપતી હવે એક બાઉન્સ ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા, અન્ડર ગ્રેજ્યુએટ ફોંર યરકોર્સ માટે કોલેજ પાસે એપ્લીકેશન મગાવી ઉધના માં ચાલીસ દિવસ ને મેઘા રેલવે બ્લોક હા હવે તો માર પાસે ઓલું છે તું કેહતી તે ને બધી એડ નોકરી ની

પછી મારે એની અને પછી ના પેજ ઉપર સ્પોર્ટ્સ નું છે બધું હમ હા જો

પાછું એવું હોય

બોર્ડર ગાવસ્કર ટ્રોફી ઔસ્ટ્રેલીયા પ્રથમ ઈંગ્લીશ માં એક્સો સત્તર પર પ્રથમ દિવસ ના અંતે ભારત નો સ્કોર સીતીયોતેર પછી છ મહિના બાદ રમવા ઉતરેલા જાડેજા એ પાંચ વિકેટ લીધી. હ બોલ લબુ સ્ટેશન ને આઉટ કર્યા માર્ચ બેહઝાર બાવીસ બાદ ટેસ્ટ રમતા એ રોહિત શર્મા એ અનમ, અડધી સદી ફટકારી સેલ ઇન્ડિયા માં ગુજરાતી દેવાંસ ને ત્રીજો ખેલ સાયકલીંગ કેદાર પટેલ ગોલ્ડ જીત્યો બોલીવુડ સીન અમદાવાદે બેંગ્લુરુ માં ત્રણ ત્રણ બે થી હરાવ્યું રીઅલ મેટ્રિક વર્લ્ડ કંપની ફાઇનલ માં બસ એટલુંજ, હા તો બીજું કઈ આગળ હવે આગળ હવે હા તો કઈ ની બીજું હું, તો હું હવે હું વાંચું હું હવે એક થોડું વાંચું અને થોડું તું વાંચી જા, તો કઈ ન ના દવા ના રાહત રશિયા માં મદદ અટવાઈ ઔસ્ટ્રેલીયા ચીન ના સર્વે લઈન કેમેરા પટાવશે કોઈ વીમા માં ધારક નું લુથ મોત એકસીડન્ટ ડેથ ની વ્ય્વસ્થા માં નથી એમ નેમ માં હોય શકે બોલ હવે તું હવે હું વાંચી દાવ થોડીક હા પાછળ થી ભૂતપૂર્વપુરતી કેરીની આવકમાં વધારો થશે અને ઇમ્પેકટ ફી કાયદા ને હાઈકોર્ટમાં પોકાર આયો તે બિઝનેસ છે બધું.

એંકલબ મેળવવા માટેની એમ. પી. એસ અનઓર્ગેનાઈઝેશન માટેની ફાયદામંદ,

હા તે જવાદે એક તું વાંચ એક હું વાંચું મારા માં થોડી એ હુ પૂરી કરી દવ હાલ

પીન્તેક કંપની ફાઈલ રજૂ કરવા વય ના સાથે ભાગીદારી કરી વરાછા માં ટોપો ના દસ ઘા સાડી ના વહેપારીને વેચી નાખ્યો. એમો. હોલ્ડર વિથ દ્વારાસંચાલિત સંસ્થા હેલ્થકેર પ્રાઇવેટ લિમીટેડ માં રોકાણ કર્યું. ગઢિયા એ દાન કરવાનું કહી ઉધારીમાતા ની સિત્તેરે હાજર ની ચેન તફડાવી યસ બેંક હાય નેટવર્ક વર્થ ગ્રાહકો માટે યસ પ્રાઇવેટ ડેબીટ કાર્ડ રજૂ કર્યું માતાજી નોહિડ ડર બતાવી હીરા દલાલ પાસે ખંડણી મંગાવી અનાવરણ કર્યુ વરાછા માં ત્રણ નો આપઘાત ધોરણ દસ ના છાત્ર નો ફાસો

ટેલીકોમ સેન્ટર ના અગ્રણી ઐરટેલ ફાઈવ જી પ્લસ હવે ગુજરાત ના પાંચ શહેર માં ઉપલબ્દ, ક્લીનીક માં મહિલા સાથે અડકોલા કરનાર તબીબી ધરપકડ